છે તો વિધાથીમિત્રો Most important કે રુદ્રતામણ ના Fact આપણા ગુજરાત ના ઇતિહાસ જોડે related છે ફરી એક વખત Quick Rewrite કરાવી દવ કે જયદામન ના મૃત્યુ બાદ તેનો પુત્ર રુદ્રતામણ ગાદી એ આવતો હશે રુદ્રતામન કે જે રુદ્રતામન તારીખે ઓળખાતો હશે તેનો સૌ થી પહેલાતો Imponet કાર્ય યાદ રાખીશું કે એને ગૌતમી પુત્ર સતકની નો પુત્ર તો વશિષ્ટ પ્રશત ગણી પુત્ર બે બે વખત ફરાવ્યો એના કારણે શસ્ત્રપમા શસ્ત્ર એટલે કે શું ગણાયો મહાશસ્ત્ર ત્યાર બાદ ગુજરાત ની અંદર આવેલ આ શિલાલેખ ની અંદર આપણને જોવા મળે છે આ શિલાલેખ કોનો રુદ્રતામાંનો શિલાલેખ જેની લિપિ શું છે બ્રહ્માય છે ભાષા શું છે તો યાદ રાખીશું સંસ્કૃત Most important રુદ્રતામાં નો જે સૌરાષ્ટ નો સૂબો હતો એ કોણ હતો.

અને એ કયો સૂબો તો યાદ રાખીશું શુવિશખ ત્યાર બાદ Most important છે Corner to corner કે જે ખાવડા કચ્છ ના લેખ માં રુદ્રતામણ ને શું કીધેલું છે ક્ષત્રિય કીધેલું છે. અને જે કન્હેરી ની ગુફાલેખ માં જે રુદ્રતા મન ની પુત્રી હતી તે પોતાને ક્યાં કુળ ની ગણે છે તે યાદ રાખીશું કાર્દમક કુલ ની ગણે છે. ત્યાર બાદ વિધાથી મિત્રો અગત્ય ના રાજા માં આપણે ચર્ચા કરીશું રુદ્ર સિંહ રદ્રસિંહ ના ફેક્ટ વિધાથી મિત્રો સિક્કા માંથી પૂવચતા હોય છે કે જો રુદ્રસિંહ ના સમય ના જે સિક્કા છે. તેના પદ વર્ષ ની સંખ્યા દર્શાવવા લાગી એટલે કે હવે જે સિક્કા ઓ આવે છે એના પર શું લખવાની ની શરૂઆત થઈ તો વર્ષ લખવાની શરૂઆત થઈ પુત્ર સિક્કા ની અંદર રાજા અને સિક્કા નું નામ પણ લખવા માં આવતું એટલે કે ટૂંક માં વંશવાની જેવું લખવામાં આવતું હતું કોના સમય માં કે રુદ્રમન ના સમય માં રુદ્રતામન નો પુત્ર છે રુદ્રસિંહ એના સમય ના આપણે ચાર શિલાલેખ મળે છે મુંદા મેવાતા વાંદ અને અંધો

એના પર વર્ષ ની સંખ્યા દર્શાવવા લાગી અને આ સિક્કા પર કીટા નું ના અનેક રાજા બંનેનું નામ લખાવમાં આવતું હતું ટૂંક માં વંશાવલી લખવાની શરૂઆત થઈ રુદ્રતા મન નો જે પુત્ર હતો રુદ્રસિંહ એના સમય ના ચાર શિલાલેખ મળે છે મૂંદા મેવાસા વાંદ અને અંધો ત્યાર બાદ વિધાથી મિત્રો અગત્ય ના રાજા ની ચર્ચા કરવાની છે અને એ છે રુદ્રસિંહ ત્રીજો શક વંશ નો અંતિમ રાજા છે કોણ રુદ્રસિંહ ત્રીજો સૌથી Imponet corner to corner દિયો ની વાણી કે જગ્યા એ શામળાજી ત્યાં મોત સ્તૂપ નું નિર્માણ કરિયું હતું તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો યાદ રાખીશું રુદ્રસિંહ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રગૃપ્ત બીજો કે જેને આપણે શેના તરીકે ઓળખીયે છીએ વિક્રમાદિત્ય તરીકે ગુપ્ત કાળ ની અંદર આપણે Detail માં ચર્ચા કરીશું ચંદ્ર ગુપ્ત બીજા ની આ ચંદ્રગુપ્ત બીજો જેને આપણે શેના તરીકે ઓળખીયે છીએ વિક્રમાદિત્ય તરીકે એને ક્ષત્ર પ્રજા રુદ્રસિંહ ને હરાવી ત્રીજા ને ગુજરાત ની અંદર કયું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ગુપ્ત સામરાજ્ય સ્થાપ્યું હતું અને આ સાથે ક્ષતરો શાસન સાથે શું આવતો હોય છે અંત આવતો હોય છે હરિ એક વખત Repeat કરું રુદ્રસિંહ ત્રીજા કે જે આ વંશ ના શું છે. અંતિમ રાજા છે દીવ ની મુળી કે જે શામળાજી ખાતે છે ત્યાં બોધ સ્તૂપ નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો યાદ રાખીશું રુદ્રસિંહ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું હવે ગુપ્ત સામરાજ્ય માંથી આવશે જેની અંદર રાજા છે એ છે ચંદ્ર ગુપ્ત બીજો કે જેને શેના તારીખે ઓળખિયે છીએ વિક્રમદિયત તરીકે એને ક્ષત્ર પ્રજા રુદ્રસિંહ ત્રીજા ઉપર શું કરતા હોય છે આક્રમણ કરતાંહોય છે અને રુદ્ર સિંહ ત્રીજા ને હરાવી ને ક્ષત કલ નો શું આવતો હોય છે ગુજરાત માંથી પંથ આવતો હોય છે અને ગુજરાત માં શરૂઆત થાય છે ક્યાં સામ્રાજ્ય ની ગુપ્ત સામ્રાજ્ય ની કે તો વિદ્યથા થી મિત્રો

તો કે સૌથી પહેલા ક્ષત ક્ષત્રો છે સમજાવ્યું તે ક્યાંથી આવેલા હતા શકો એરણ થી આવેલા હતા શાત્રોકો ની મેન જે મુખ્ય આપણે કુલ કેવાઈ તો બે કુલ હતા સહાર્ટકુળ અને કાર્દમક કુળ એમનું જે આ કાર્દમક કુળ છે ને તે ઈરાની સાથે શું ધરાવે છે ધનિક સબંધ ધરાવે છે એટલે કે વધુ સામ્યતા દશાવે છે

સોતેલા કહેવામાં આવતું હતું તો ચાંદી ના સિક્કા ને શું કહેવામાં આવતું હતું તો ચાંદી ના સિક્કાને કરસનાં એટલે કે શું કહેવામાં આવતું હતું કારશોતમ કહેવામાં આવતું હતુ ત્યાર બાદ GPSC ની અંદર વિધાથી મિત્રો Corner to corner pack પુછાય છે કાયક relation યાદ રાખીશું કે તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો Repeat કરું

બે કુલ સંહારક કુળ અને કાર્દમક કુળ એમાં જે કાર્દમક કુળ છે એ ઈરાન સાથે ધનિક સબંધ ધરાવે છે આ સમય ના ને સુવર્ણ સિક્કા સોનાના સિક્કા જેને આપણે સોતેલા કહેતા હતા. એને શું કહેવામાં આવે છે સોતેલા અને આ સમય ના ચાંદી ના સિક્કા મળેલા છે એને કહેવામાં આવે છે કરસન ખાતો કરશાપણ કહેવાતા

હવે વિધાથી મિત્રો ગુજરાત ના ઇતિહાસ માં આગળ વધીયે Last time આપણે ચર્ચા કરી કે જે ક્ષત ક્ષત્ર કલ હતો જેનો અંતિમ રાજા હતો રુદ્રસિંહ ત્રીજો જેના ઉપર ફૂટ સામ્રારાજ્ય ના રાજા

ને ગુજરાત માં શરૂઆત થતી હોય છે ગુપ્ત સામ્રાજ્ય ની તો વિધાથી મિત્રો Detail માં ચર્ચા કરીયે ગુજરાત માં ગુપ્ત સામ્રાજ્ય સૌથી પહેલા તો ગુપ્ત સામ્રાજ્ય વિષે માહિત આપું

મહારાજા શ્રી ગુપ્ત વંશ The Founder of Gupta Anesti ત્યારબાદ આગળ વધીતે ઘટોતઘચ કે જેને શ્રી ગુપ્ત નો ઉપર અધિકારી ગણવામાં આવે છે. ત્યાર બાદ Most most important ચંદ્ર ગુપ્ત પ્રથમ મહારાજ ધીરજ ચંદ્ર ગુપ્ત પ્રથમ એના વિષે ચર્ચા કરીયે ચંદ્ર ગુપ્ત પ્રથમ ને ગુપ્ત વંશ ના વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે અને જેમને ઈસવીસન ત્રણસો ને ઓગણીસ માં ગુપ્ત સંવત ની શું કરી હતી શરૂઆત કરી હતી

તો યાદ રાખીશું ઘાટોતઘચ ગુપ્ત વંશ ના વાસ્વિક સ્થાપક કોને ગણવામાં આવે છે તો યાદ રાખીશું ચંદ્ર ગુપ્ત પ્રથમ ને કે જેમને ઈસવીસન ઓગણીસો ને ત્રણ માં શેની શરૂઆત કરી હતી ગુપ્ત વંશ ની શરૂઆત કરી હતી ત્યાર બાદ Exam ની અંદર વારંવાર જેના Pack પુછાય છે હે ગુપ્ત ના રાજા એટલેકે સમુદ્ર ગુપ્ત સમુદ્ર ગુપ્ત ને ભારત ના નેપોલિયેન કહેવાય છે તો Most Important Question ભારત ના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે તો યાદ રાખીશું સમુદ્ર ગુપ્ત

હોય છે તો બે Fact યાદ રાખીશું ભારત ના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ત યાદ રાખીશું સમુદ્ર ગુપ્ત ત્યાર બાદ સમુદ્ર ગુપ્ત ને સેનો શોખ હતો તો યાદ રાખીશું વીણા વગાડવાના શોકીન હતા question આવો આવશે કે સિક્કા મળે છે જેની અંદર વીણા વગાડે છે. તે વીણા વગાડવાના શોખીન હતા તે કયા રાજા હતા તો યાદ રાખીશું સમુદ્ર ગુપ્ત ત્યાર બાદ Most most important ચંદ્ર ગુપ્ત બીજા તે ચંદ્ર ગુપ્ત કે જેને સેનાએ તરીકે ચંદ્ર ગુપ્ત બીજા ને ઓળખવામાં આવે છે વિકર્મ આદિત્ય તરીકે ઓળખવામાં આવે છે એના Fact ની આપણે all ready ચર્ચા કરી ચુક્યા છીએ ક્ષત્રપ રાજા કોને હરાવે છે રુદ્ર સિંહ ત્રીજા ને હરાવે છે અને ગુજરાત ની અંદર ગુપ્ત સામ્રારાજ્ય સ્થાપે છે કોણ તો યાદ રાખીશું ચંદ્ર ગુપ્ત બીજો જેને આપણે શેના તારીખે ઓળખીએછીએ વિકર્મ આદિત્ય તરીકે ઓળખે છે એના સમય ની અંદર ચીની યાત્રી કોણ આવ્યો હતો તો શાહીંયાંગ અને શાહીંયાંગ નો વિધાથી મિત્રો ગ્રન્થ યાદ રાખીશું શોક વોકી તો ફરી એક વખત Repeat કરીયે ભારત ના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે સમુદ્ર ગુપ્ત જણીતા છે સમુદ્ર ગુપ્ત ના આપણે સિક્કા મલ્યા છેતેમાં શું વગાડતો જોવા મળે છે તો કે વીણા વગાડતો જોવા મળે છે. ક્ષતર્પ રાજા રુદ્ર સિંહ ને કોમ હરાવે છે તો ગુપ્ત રાજા ચંદ્ર ગુપ્ત બીજો કે જે વિક્રમ આદિત્ય તરીકે ઓળખ્યા છે અને ચંદ્ર ગુપ્ત બીજા જે વિક્રમ આદિત્ય ના સમય માં ચીની યાત્રા થી કોણ આવ્યું હતું તો ચીની યાત્રા નું યાદ રાખીશું શાહીંયાંગ અને જેનો ગ્રંથ શું છે તો ગ્રંથ યાદ રાખીશું Folk Walkie ત્યારબાદ વિધાથી મિત્રો આગળ વધીયે કુમાર ગુપ્ત વંશ તો જેને શેના તરીકે ઓળખવામાં આવે છે મહેન્દ્રા તરીકે ઓળખવામાં આવે છે તો Most most important કુમાર ગુપ્ત પ્રથમ કે જેને આપણે શેના તારીખે ઓળખીયે છીએ મહેન્દ્રા ગુપ્ત તરીકે ઓળખીયે છીએ આના સમય ગાળા ની અંદર ગુપ્ત સામ્રાજ્યની સત્તા પ્રસરી હતી અને Most most important તેમને બિહાર ની અંદર નાલંદા વિશ્વ વિધાલય ની સ્થાપના કરી હતી તો ઘણી બધી વખત કુમાર ગુપ્ત વેન ના question પુછાયેલા છે શેના તરીકે ઓળખાય છે મહેન્દ્રા ગુપ્ત તરીકે ઓળખાય છે આના સમયગાળા ની અંદર ગુપ્ત સામ્રાજ્યની સત્તા પ્રસરી હતી તેનું બાંધકામ યાદ રાખીશું બિહાર ની અંદર

કે જેને આપણે સેનાએ તરીકે ઓળખીયે છીએ શકરા આદિત્ય તરીકે ઓળખીયે છીએ ગુપ્ત વંશ ના પ્રતાપી શાસક હતા જે વિદેશથી ફોને ઉપરઆવી થી એને હરાવી હતી એ નો ઉલ્લેખ આપણે ગિરનાર ના શિલાલેખ માં મળે છે ક્યાંથી મળે છે હુંનો ને હરાવ્યા એનો ઉલ્લેખ તો યાદ રાખીશું ગિરનાર ના શિલાલેખ માંથી મળે છે તો આયા એક વાત ખાસ યાદ રાખજો હુંનો નો સામનો પહેલા વહેલા ક્યાં શાસકે કરો થો તો કે કુમાર ગુપ્તે કરો થો સાંજ ગુનો ને હાંકી કાઢ્યા એ એને કોને હાંકી હાંકી કાઢ્યા તો યાદ રાખજો ચિકન ગુપ્તે ત્યાર બાદ Most most important તેનો સૌરાટ્ર નો સૂબો હતો કરણગત અને રાગત નો પુત્ર હતો ચક્ર પાલી ચક્કર પાલી એ તૂટી ગયેલા સુર દર્શન તળાવ ને ફરી બંધાવ્યું હતું અને એના કિનારે વિષાણુ ના બંધુ બંધાવ્યા હતું તો ફરી એક વખત Repeat કરી લૈયે વિધાથી મિત્રો સૌથી પહેલા કુમાર ગુપ્ત

જેને શેના તરીકે ઓળખીયે છીએ શુક્ર આદિત્ય તરીકે ઓળખીયે છીએ ગુપ્ત વંશ ના પ્રતાપી રાજા હુંનો નો પહેલોવહેલો સામનો કરનાર ગુપ્ત શાશક પૂછે તો કુમાર ગુપ્ત હુંનો ને ભારત માંથી હકીકત માં ગુપ્ત સાશક પૂછે તો યાદ રાખવાનું છે છીણ ગુપ્ત ત્યાર બાદ હુંને તેને હરાવ્યા એનો ઉલ્લેખ ક્યાંથી મળે છે તો કે ગુજરાત ની અંદર આપણે કે જૂનાગઢ ની અંદર ગિરનાર પાસે આવેલા શિલાલેખ માંથી મળે છે સૌરાટ્ર નો સૂબો કોણ હતો તો યાદ રાખીશું કરણાગત કરણાગત નો પુત્ર હતો ચાકર પાલી એને શું કરિયું તો કે આ ચક્કર પાલી એ સુર દર્શન તળાવ બંધાવ્યું એનું સમારકામ કરાવ્યું અને તેને કિનારે વિષાણુ નું શું બંધાવ્યું ત્યાર બાદ ગુપ્ત વંશ ના ત્યા અનુશાસન અને અંતિમ શાસક છે ગુપ્ત અપાયર તો એક જ વિષાથી મિત્રો Fact યાદ રાખવાના છે કે ગુપ્ત વંશ ના અંતિમ શાસન કોણ છે તો યાદ રાખીશું વીસનું ગૃપ્ત તો આ વિધાથી મિત્રો આપણે Detail માં ચર્ચાકરી ગુપ્ત વંશ ની હવે વિધાથી મિત્રો જે question પુછાય છે ને સિક્કા માંથી પુછાય છે તો એના વિષે ની ચર્ચા કરીયે કે ગુપ્ત વંશ સુધી ના સિક્કા નો ઇતિહાસ એટલે કે ગુપ્ત વંશ સુધી ના જેટલા પણ જે સિક્કા છે. અને જે question પુછાતા હોય છે તેની વિષે ની ચર્ચા કરીયે સોથી પહેલા બત્રિયાણાં ગ્રીક લેવાનો બત્રિયાણાં ગ્રીક લેવાનો ભારત માં સિક્કા નું ચલણ કોણ લાવ્યું તો Most Impotent બતરીયાના ગ્રીક લેવાનો ભારત ની અંદર સિક્કા નું ચલણ લાવ્યા હતા ત્યાર બાદ કરી છે ફરી એક વખત Revise કરી લએ તો કે સત્રકોના સિક્કા મળે છે તેના ઉપર એક તો વધ અને વર્ષ નું લખવાનું ચાલુ થાય જાય છે. થયેલું જોવા મળે છે ઘણા સમયગાલા ની અંદર તો કે ક્ષતરોના સમય ગાલ ની અંદર જે સિક્કા ઓ મળે છે એની અંદર વર્ષ અને વશવાળી લખવાની ચાલુ થાય હતી.

સોના ના સિક્કા ને સોતેલા તથા ચાંદી ના સિક્કા ઘરસપનામ કહેવાતા ત્યાર બાદ રક relation પણ જોયું ગયા થા કે બત્રીશ પ્રતિ ઘા બત્રીસ પ્રતિભા Equal to યાદ રાખીશું એક પણ relation બી પુછાય છે યો યાદ રાખીશું બત્તીસ પ્રતિ ઘાટ Esequal to આજે ક્ષત્રો ના સિક્કા મળ્યા છે એમાં બીજું શું શું જોવા મળે છે તો કે એની અંદર સત્સંગ અને ત્રીકુર્ટ કરવટો અંકિત કરવામાં અને ણૌ જે તાગસર્કર હતું કે સિક્કા ઓ જે છપાતા હતા તે ક્યાં હતી તો Most Impotent ક્યાં હતી જૂનાગઢ ની અંદર હતી તો ફરી રિપીટ કરી લાયે આટલું સૌથી પહેલા ભારત માં સિક્કા નું ચલણ કોણ લાવ્યા તો વસ્તોયના ગ્રીક લેવાનો સત્રોકોના સિક્કા ની વાત કરીયે તો તેની અંદર વર્ષ લખવાની શરૂઆત થાય સોનાના જે સિક્કા હતા એ સોતેલા કહેવાતા ચાંદી ના સિક્કા હતા તેને કર્ષતાં કહેવાતા બત્રીશ પ્રતિગાર તું એકવન કરાવતા ત્યારે જે ટંક શાળા હતી એ ક્યાં હતી તો યાદ રાખીશું જૂનાગઢ માં હતી ત્યાર બાદ Most Impotent તે ગુપ્ત શાસક ના સિક્કા માં શું જોવા મળે છે.

સેનું ચિત્ર જોવા મળે છે વરુડ નું જોવા મળે છે તો ઘાસ ધ્યાન રાખજો ગુપ્ત શાન ના સિક્કા માં ગુરસક અને સેનું ચિત્ર જોવા મળતું હતું ગરુડ નું ચિત્ર જોવા મળતું હતું. આ ગરુડ એ ગુપ્ત વંશ નું શું હતું રાજકીય ચિન્હ હતું ત્યાર બાદ કુમાર ગુપ્ત ના સિક્કા માં થોડો Different જોવા મળે છે એ Different તો કે કુમાર ગુપ્તા ના સિક્કામાં ગરુડ તો જોવા મળે છે સાથે ને સાથે મયુર નું ચિન્હ પણ જોવા મળે છે કુમાર ગુપ્ત ના સિક્કા માં ગરુડ નું ચિન્હ તો જોવા મળે છે.

શ્રી કુમાર ગુપ્ત મહેન્દ્ર ગુપ્તે લખાણ લખેલું છે આજે જે સિક્કા ઓ મળે છે એના પર શું લખાણ લખેલું છે તો કે પરમ ભગત મહારાજા ધધી રાજ શ્રી કુમાર ગુપ્ત મહેન્દ્રા રીતે એ જ રીતે વાત કરીયે વિધાથી મિત્રો શિકં ગુંજ સાત ગૃપના સિક્કા માં ગરુડ ઉપરાંત નદી સોરી નદી યજ્ઞ વિધિ એનું નિશાન જોવા મળે છે. છે સિકંદગુપ્તના સિક્કામાં ગરુડ ઉપરાંત શું જોવા મળે છે તો યાદ રાખીશું નંદી ત્યારબાદ યજ્ઞ વિધિ નું નિશાન પણ જોવા મળે છે કોના સિક્કા કે સિકંદરના સિક્કામાં એના સિક્કામાં શું લખેલું છે તો કે પરમભગ તમહારાજા યામ શ્રી સિકંદ ગૃપ્ત વિક્રમાદિત્ય નું ખાનઅંકિત કરેલું છે અને જે ક્યાં ધર્મ નો પ્રચારકરે છે તો યાદરાખીશું વીસનું ધર્મનો પ્રચારકરે છે તો ફરી વખતવીહથી મિત્રો Repeat કરું ગુપ્ત સાશન સિક્કા એમાંથી પુછાય શકે તેવા છે તો કે ગુપ્ત શાસક ની અંદર જે સિક્કા નું સ્થાન છે તે ક્યુ સ્થાન તો યાદરાખીશું ગુપ્ત સ્થાન

ત્યાં બાદ ચિકન ગુપ્ત ના સિક્કા માં નંદી યજ્ઞ વિધિ નું ચિન્હ જોવા મળે છે એના સિક્કા માં શું લખેલું છે પ્રેમભગત શ્રી મહારાજા ધધી રાજ ચિકન ગુપ્ત વિક્રમ આદિત્ય એને જે ક્યાં ધર્મ નો પ્રચાર કરે છે તો યાદરાખીશું વૈષ્ણ્વ ધર્મ નો પ્રચારકરે છે કે તો વિધાહી મિત્રો ગુજરાત ની અંદર હવે વિધાથી મિત્રો વાતકરીયે વલ્લભી માં નેત્રોકોનો યુગ વિધાથી મિત્રો આપણે Competitive exam ની અંદર અવર નવર question પુછાય છે

આ વલભી ના જે નેત્રોકોનું યદ્ધ હતું એનો સમય ગાળો કયો હતો તો ઇસવીસન ચારસો સીતેર થી લઈ ને સાતસો અઠિયાશી સુધી નો સમય ગાળો આ વલભીના નેત્રોકોનો હતો તો વિધાથી મિત્રો આપણે Detail માં ચર્ચા કરીયે વલભી માં નેત્રોકો નો યુદ્ધ સૌથી પહેલાતો વિધાથી મિત્રો તમે સમજાવી દાવ કે આ વલભી શું છે એ સંસ્કૃત નામછે ક્યુ નામ છે સંસ્કૃત નામછે જેને પ્રાકૃત ભાષા માં વલ્લભી તરીકે ઓળખવામાં આવે છે સમય જતા બ્રટિશોના ઉચ્ચારણ માં problem આવો

વલભી પૂર તરીકે ઓળખાયુંતો વિધાથી મિત્રો શબ્દ સમૂહ માં પણ પુછાય છે તો આ વલભી શું છે તો વલભી ના સામે થાય છે છાપરું ને શબ્દ સમૂહ માં છાપરું એટલેશું થાય છે તો કે ઘરની ફરતે ભાગ હોય એને સેનાએ તરીકે ઓળખીએ છીએ છાપરું તરીકે ઓળખીયે છીએ તો ફરી યાદ કરી લઈએ વલ્લભી શું છે સંસ્કૃત નામ છે પ્રાકૃતભાષા માં વલભી

અને વિધાથી મિત્રો આ વષાવની છે તમને સેરથી સાથે ક્વ છું કે તમને વિધાથી મિત્રો આ કંકુ નો વંશાવલી છે તમને યાદરાહી જાશે તો ધીમે ધીમે વિધાર્થી મિત્રો આગળ વધીએ નેત્રોકોના યુદ્ધ માં નેસોથી પહેલા વિધાથી મિત્રો આપણે ચર્ચા કરવાની છે અને એ ચર્ચા કરવાની છે સેના પતિ ઘટાક ની શેની ચર્ચા કરવાની છે શેના પતિ કટક ની વિધાથી મિત્રો નેત્ર વંશ ના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે ઘટાક ને કોને ઓળખવામાં આવે છે નેત્ર વંશ ના સ્થાપક તરીકે તો યાદ રાખીશું ઘટાક ને ગુપ્ત વંશ માંથી ગુજરાત ને યુદ્ધ કરિયું એટલા માટે જ ઘટાક ને ગુજરાત ના ઇતિહાસ પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે

ક્યાંથી મુક્ત કરું ગુજરાત ને ગુપ્ત વંશ માંથી ગુજરાત ને તો રાજધાની પણ છે તો રાજધાની ગિરનાર છે ત્યાંથી ચારણી થાય ને વલ્લભી ખાતે અને વલ્લભી ક્યાં આવેલું છે ભાવનગર ખાતે આવેલું છે હવે ધય્ન રાખજો ગુપ્ત વંશ માંથી ગુજરાત ને મુક્ત કરું ગુપ્ત માંથી અલગ ના કરતા એટલા માટે એને યુદ્ધ કોઈ રાજા નું નો જમું એને યુદ્ધ કયું જાળવી રાખું સેના પતિ નું જાળવી રાખું એટલા આપણે બોલીયે છીએ સેનાપતિ ઘટાક્ષ તો વિધાથી મિત્રો કયું બિરુદ જાળવી રાખું તો કે સેનાએ પતિ નું બિરુદ જાળવી રાખું અને ધર્મ કયો હતો તો શિવ ધર્મી હતા પણ વિધાથી મિત્રો મનુષ્ય બુદ્ધિ માં નેત્રોકો ને વૈશ્ય કીધા છે જે આઠમી સદી ના જે જે સાહિત્ય છે વામાં નેત્રકોને યાદવ કુલ ના ક્ષત્રિયો ગણવામાં આવ્યા છે રાખીશું ચાલો ફરી એક વાર વાત કરી લઈએ સેનાપતિ ઘટાક્ષ વિષે નેત્રોકોના વંશ ના સ્થાપક જે ઘટાક્ષ ગુજરાત ના સેનાએ પતિ તરીકે કોણ ઓળખાય છે ઘટાક્ષ એમની રાજધાની ગિરનારથી ક્યાં ખસેડીધંધી ખાતે ખસેડી વલભી ક્યાં આવેલું ચ ભાવનગર માં આવેલું છે કયું બિરૂદ જાળવી રાખું સેનાપતિ નું બિરુદ કેવા ધર્મી હતા ક્ષયમ ધર્મી હતા

પુરી કરી હવે વિધાથી મિત્રો એક સાથે ચાર ભાગ્યા કરવાના કેટલા ચાર ઘટાકના પુત્ર પરણવાના છે દર્પણ

સૌથી પહેલા કોની ચર્ચા કરીયે કરસન પહેલા ની ચાલો ઘટાક્ષ જે શાસન સાંભાળે છે કોણ તો કે કરસન પહેલો સત્તા ને જાળવી રાખે છે અને શું કરે છે સ્થિર કરે છે. એક ઓર પિતા ની જેમ તુંરત સત્તા થી આલગ નો થાય કયું યુદ્ધ જાળવી રાખું સેનાએ પતિ નું યુદ્ધ જાળવી રાખું અને આ દરેખ વખત exam માં પુછાય એવો question કે વલ્લભી વિધાપીઠ ની સ્થાપના કોને કરી હતી તો યાદ રાખવાનું છે ઘર્ષણે કરી હતી અગાઉ આ ગુપ્ત સેમ રાજ્ય માં નાલંદા વિધાપીઠ ની સ્થાપના કોને કરી હતી તો કુમાર ગુપ્ત પ્રથમ તો એ યાદરાખીશું કે વલ્લભી વિધાપીઠ ની સ્થાપના કોને કરી હતી તો યાદ રાખીશું સુરાતાપાન પહેલો તો ફરી ઘાટ ની અંદર ઘટાક્ષ ની સત્તા જાળવી રાખી ઘર્ષણ પહેલાંયે સત્તા થી આલગ ન રાખું સેનાએ પતિ નું બિરુદ જાળવી રાખું જ્યાં વલ્લભી વિધાપીઠ ની સ્થાપના કરી ચાલો ત્યારબાદ વિધાથી મિત્રો વિરાશિ તો ઘાસ ધય્ન યાખજો ઘર્ષણો નો નેનો ભાઈ જ છે આપણે આયા જોય ગયા ઘર્ષણ નો નાનો ભાઈ કોણ છે વિરાશિ છે નેત્રોકોનો પ્રથમ રાજા એવો હતો કે જેને સેનાએ પતિ નું બિરુદ આપાવીને મહારાજ નું બિરુદ ધારણ કરું હતું અને એ છે વિરાશિ તેનું રાજ્ય ભીસન એવું કહેવામાં આવે છે તેનું રાજ્ય ભીસન સવાઁગ ગુપ્તસમાર્ટ ગુપ્ત અથવા તો વેણેય ગુપ્ત કરવાની વાટકા છે સોરર નીતિ નોતી સૌપ્રથમ જે બાણ પ્રતો મળેલા છે કોના પાર avelebal કરવામાં આવ્યા છે તો યાદ રાખીશું દ્દ્રોણકીના મળેલા છે સો પ્રથમ દાનપત્રો કોને મળેલા છે દરોટીના ના મળેલા છે છે અને ક્યાં પાત્રો હતા તોકે શિવ ધર્મી હતા તો ફરી એ વખત repeat કરું દ્રોણતી કિસાન નો નાનો ભાઈ સેનાએ પતિ નું બિરુદ હટાવી ને મહારાજ નું બિરુદ ધારણ કરિયું હતું એક વ્યાખ્યા યાદ રાખીશું કે એમાં જે રાજ્ય આભિસામ હતો એ ગુપ્ત સમાર્ટ ગુપ્ત ગુપ્ત અથવા તો વન્ય ગુપ્ત કરવાની વ્યાખ્યા છે દાન પત્રો સો પ્રથમ મળી આવેલા છે અને કેવા ધર્મી હતા શિવ ધર્મી હતા ચાલો ત્યાર બાદ most most impotent અમી exam માટે question પેલો

પરમ ભાગવત તેને પૂર્વજો શું બન્યા હતા એ વૈષ્ણ્વ ધર્મી હતો હવે વિધાથી મિત્રો આગળ વધીયે તેધર્મ સવિષણુ પણ હતો તે કે રીતે ખબર પડી તો કે તેની ભાણેજ હતી પામુપર દીદા ને વિહળ બાંધવા માટે દામપત્રો મળેલા છે